આપડે પામેલી જે સંસ્કૃતિ જે છે એ સમુદ્ધ વારસા નું મુલ્ય સજીવ ની સજીવો ને જાળવું જોઈએ બરાબર છે કેમ તને ખબર છે આપડે એવું કેવાય કે આપણી જે સમવય પામેલી સંસ્કૃતિ જે છે એને સાચવી એ આપણી મહત્વ અને મુખ્ય ફરજ છે તદ ઉપરાંત ભાઈ જે દેશ ના જે જંગલો છે તળાવો છે

તદ ઉપરાંત આપડે જોવા જોઈએ તો જે દેશ ની જાહેર જે મિલકતો છે તે મિલકતો ને પણ આપડે શું છે કે ભાઈ સાચવી જોઈએ અને મહત્વ ની જો વાત કરવા જઈએ તો ખરે ખર માં આપડે જે હિંસા કરીએ છીએ એ હિંસા નો શું કરવું જોઈએ કે આપડે મારી માનવું એવું છે આગળ જો તું કઈ શક્યું છું કે તું કઈક એના વિષે કઈ વધારે કઈક તને જાણ હોય એવી કોઈ વસ્તુ મને તો એક પ્રશ્ન હતો કે આપણા ભારત ના વારસા માં આજે આજે જે પ્રજા હતી તમને ખુબ જ મોટો ફાળો આપ્યો હતો તું શું આ પ્રજા વિષે જાણું છું

નોર્ડિક નોર્ડિક તરીકે પણ ઓળખાતી હતી પ્રાચીન કાળ માં જે રીતે હિંદુ તરીકે ઓળખાય છે તે પ્રચીન કાળ માં આર્યો તરીકે ઓળખાતા હતા અને જે પણ વિસ્તારમાં આ આર્યો રેહતા હતા એ પ્રદેશ ને આર્યભટ્ટ તરીકે ઓળખતું હતું આ ઉપરાંત પાર્ચીન સમય માં પ્રથમ આર્ય વસ્તી જ વાયવ્ય થીજ ભારત માં આવી હતી ત્યાં સાત મોટી નદીઓ હોવાના કારણે તેનું નામ સપ્તસિંધુ પડ્યું હતું આ આર્યભટ્ટ માં પર્વ માં મીથીલા થી દર્ક્ષીણ માં વિધ્યાચાર સુધી નો વિસ્તાર નો સમાવેશ થાય છે જે આર્ય હતા એ આપને પ્રકૃતિ પ્રેમી હતા જે પ્રકૃતિ પ્રેમ પ્રાણી પ્રેમ એ આપણે આર્ય તરફતી મળી આવે છે આર્ય લોકો જે હતા એ વૃક્ષ ઓ પહાડો વાયુ સૂર્ય નદીઓ વરસાદ એ વગેરે ની પૂજા આરાધના કરતા હતા દરેક ની રચનો ઓ તેમને કરી હતીં સમય જતા વેધ પણ પ્રચલિત બન્યું જે main ચાર વેધ છે ઋગ્વેદ અજુર્વેધ સામવેદ અથર્વવેદ આ બધા ગુરુકુળ માં સીખવાડવામાં આવ્યા એ બધું ચાલુ રહ્યું સમય અંતરે એમાં થી વિવિધ ધાર્મિક વિધિઓ શરૂ થઇ તે પછી યજ્ઞદી ક્રિયા ઓ વગેરે ભારત માં શરૂ થઇ આ ઉપરાંત ભારત માં આવેલી વિવિધ પ્રજાઓ ઓની સંસ્કૃતિ ઓ ના વિશિષ્ઠ તત્વો અપનાવી ને આપડે ભારતીય સંસ્કૃતિ ની સર્જન કર્યું સમયાંતરે જ વિવિધ જાતિઓ વચે લગ્ન સબંધ ઓ દ્વારા પ્રજાઓ નું સમીષણ થતું હોય બધાની એક વિશિષ્ઠ એક રેહની કરણી હતી એ એક બીજા પ્રતે લોકો નું મન વધતું ગયું અને આજ રીતે ભારત નો સંસ્કૃતિક વરસો હતો એ બન્યું બીજુ તું કે

લલિત કળાઓ છે લલિત કળાઓ માં ત્રણ ભાગ ત્રણ મહત્વ ની કલાઓ જેવી કે સંગીત કળા નુત્ય કળા નાટ્ય કળા આ બધું તો શું છે કે લલિત કળાઓ કેવા આવે છે બરાબર છે અને લલિત ઇથર કળાઓ પણ કેવાય કે ભાઈ સુથારી કામ છે લોહાર કામ છે મોચી કામ છે કડિયા કામ છે તો આ બધી કેવી કેવાય તો કે ભાઈ આપડે એવું કઈ શકાય કે આ બધી લલિત ઇથર કળાઓ છે એવું કેવા આવે હવે આગળ જો જો વાત કરીએ તો અમ તો ભાઈ જેવિક બાબતો આપડી જેવિક વરસો કેવો તો આપડે એવું કેવાય કે બાળક ના જન્મ થી માતા પિતા તરફ થી જે પણ શારીરિક કે માનસિક લક્ષણ ઓ મળે છે તેને જેવિક વરસો કેવાય

નાના એતો ખબર નહી પણ હું તને કળા ઓ વિષે કયું તો

ભારતમાં પેહલા થીજ વિવિધ જાતના હુનર ઉદ્યોગો સ્થાપિત થયેલા હતા જેમકે ભરત ગુથન cast કળા માટી કામ ધાતુ કામ ચિત્ર કળા ચર્મ ઉદ્યોગ મિનાર કારીગરી નકશી કામ અકીક અને હીરાને લગતી વિવિધ કોશ્લાય પુન કારીગરી જોવા મળતી હતી આ ઉપરાંત શિલ્પ સ્થાપ્તીય હાથ વણાંક વગેરે લગતી પણ ભારત માટે સંસ્કૃતિક વારસા માટે આ એક ગોરવ લેવા જેવી આ એક બાબત છે આમાં થી જો આપડે માટી કળા ની વાત કરીએ તો માટી અને ભારત ના લોકો વચે પ્રાચીન સબંધ થી જ એક ઘાટ સબંધ છે વ્યક્તિ નો જન્મ થી જ લઈને મરણ સુધી ની યાત્રા એ માટી સાથે જોડાયેલી છે જયારે ધાતુ ની શોધ નતી થઇ અત્યારે તો અપડા બધા ધાતુ ના વાસણો માં ખાતા હોઈએ છીએ પણ જયારે ધાતુ ની શોધ જ નતી થઇ ત્યારે આપડે પેહલાથી આપડે માટી થી બનાયેલા વાસણો જેમકે કોળિયા હાજલા માટીના ચુલા અનાજ સંગ્ર ની માટે ની કોઠીઓ વગેરે માટી માંથી જ બનતી હતી આ ઉપરાંત બાળક ને પણ રમવા માટે માટીના જ રમકડા આપવામાં આવતા હતા. એ સમય તો ઘરો ની દીવાલ માટીઅને છાણ થી લિપિ ને રક્ષણ અપાતું હતું એ સમય થોડી આ સિમેન્ટ ને બધું હતું આ ઉપરાંત પાણી દૂધ દહીં છાસ અને ઘી

જો લોથલ મોહેન્ધ્ર્જો દડો હડપ્પા સંસ્કૃતિ સમય ના માટીના લાલ સંગ ના પવાલા બરણી ઓ રકાબી થતા વાસણો પણ મળી આવ્યા છે કુભાર નો ચાકડો માટી કામ માટે પ્રાચીન ભારત પથમ યંત્ર ઘણી શક્ય છે આજે પણ નવરાત્રી ના ગરબા માં તે જોવા મળતું હોય છે આ ઉપરાંત તું માટી કળા વિષે શું કઈ શકું છું માટી કળા વિષે હું એટલું કઈશ શકું કે ભાઈ તે હમણાં કયું કે લાલ કલર ના લાલ કલર ના જે

ભાઈ આ બધી બબતો કેવી છે કે તેલંગાણા છે નાગાર્જુન પોંડા છે ગુજરાત ના મહેસાણા જિલા ના લાધનાજ માંથી પણ ભાઈ ભાઈ અત્યારે માટી ના જે માટી કળા ના જે નમૂનાઓ છે એ આપડ ને પ્રાપ્ત થયેલા છે અને માટીના વાસણો છે એ ઘણી ભાઈ જુના અવશેષો પણ પ્રાત્ય થયેલા છે જે કે લોથલ છે મોહેન્દ્ર્જો દડો છે હડપ્પા સંસ્કૃતિ

તું બીજું કે તું બીજું કઈ કેવાય માગ્યું એ વસ્તુ ને નાના બસ આથીજ કેવાય શકાય કે ભારત ની સંસ્કૃતિક વરસો ખુબ જ પ્રાચીન છે અને ગોરવ લેવા જેવો છે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

જેમ ક કચ્છ ની અંદર ગણા મહેલ આવેલા છે જોવાલાયક અમ એક જે મહેલ તેનું